જાવામાં અરે ના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું એરે કેવી રીતે બનાવવું અને એરે માં એલીમેન્ટો કેવી રીતે એક્સેસ કરવું
આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ 1110 જેડીકે 16 અને એક્લિપ્સ 370 નો ઉપયોગ કરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં ડેટા ટાઇપ અને ફોર લુપ વિષે જ્ઞાન હોવું જરૂરી છે
જો નહિં તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ httpspoken tutorialorg જુઓ
એરે એ ડેટાનો સંગ્રહ છે
ઉદાહરણ તરીકે ગુણોની યાદી નામો ની યાદી તાપમાનની યાદી વરસાદ ની યાદી દરેક આઈટમને તેના સ્થાન પર આધારિત ઇન્ડેક્સ છે
પ્રથમ એલિમેન્ટનું ઇન્ડેક્સ 0 હોય છે
બીજા એલિમેન્ટનું ઇન્ડેક્સ 1 હોય છે અને એ પ્રમાણે
હવે ચાલો જોઈએ આ ડેટા કેવી રીતે સંગ્રહવા
એક્લિપ્સ ઉપર જાઓ
એરેસડેમો નામનો ક્લાસ પહેલાથી જ બનેલ છે
મેઈન મેથડ અંદર ચાલો વરસાદના ડેટા ઉમેરીએ
તો મેઈન મેથડ અંદર ટાઇપ કરો ઇન્ટ રેનફોલ ઓપન અને ક્લોસ કૌંસ ઇકવલ ટુ કર્લી કૌંસ અંદર ટાઇપ કરો 25 31 29 13 27 35 12 અને અંતે સેમીકોલન
રેનફોલ નામના વેરિયેબલ નામ પછીના ચોરસ કૌંસની નોંધ લો
આ રેનફોલ ઇન્ટિજર્સ ના અરે તરીકે જાહેર કરે છે
કૌંસ એરે ના એલીમેન્ટો સ્પષ્ટ કરવા માટે વપરાય છે
ચાલો હવે ડેટા એક્સેસ કરીએ
તો નવી લાઈન ઉપર ટાઇપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન રેનફોલ ચોરસ કૌંસમાં 2 ટાઇપ કરો
આપણે ઇન્ડેક્સ નમ્બર 2 સાથે એલિમેન્ટ પ્રિન્ટ કરીએ છીએ
બીજા શબ્દોમાં અરેમાં ત્રીજું એલિમેન્ટ જે 29 છે
ચાલો પ્રોગ્રામ સેવ અને રન કરીએ
આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ ત્રીજું એલિમેન્ટ છે
જે 29 છે
હવે 2 ના સ્થાન ઉપર 0 ટાઇપ કરો
પ્રોગ્રામ સેવ અને રન કરીએ
આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ પ્રથમ વેલ્યુ છે
જે 25 છે
હવે ચાલો પ્રથમ આઈટમ ની વેલ્યુ સુધારીએ
તો ટાઇપ કરો રેનફોલ 0 11 હવે ચાલો તેની વેલ્યુ જોઈએ
તો પ્રોગ્રામ સેવ અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ વેલ્યુ 11 થી બદલાઈ છે
હવે શું થશે જો આપણે માત્ર અરેનું કદ જાણતા હોઈએ અને વેલ્યુઝ નહિ
ચાલો જોઈએ આવા અરે કેવી રીતે બનાવવું
મેઈન ફન્કશનમાંથી બધું રદ કરો અને ટાઇપ કરો ઇન્ટ સ્ક્વેર્સ ન્યૂ ઇન્ટ 10 આ સ્ટેટમેન્ટ 10 એલીમેન્ટો ધરાવતુ ઇન્ટિજર અરે બનાવે છે
એરેનું નામ સ્ક્વેર્સ છે
હવે તેમાં અમુક વેલ્યુઝ ઉમેરીએ
તો ટાઇપ કરો squares0 1 આગામી લાઈનમાં squares1 4 આગામી લાઈનમાંsquares2 9 squares3 16 તો આપણે પ્રથમ ચાર નંબરના વર્ગ દાખલ કર્યા છે
હવે એરે ના અન્ય એલીમેન્ટો વિશે શું
ચાલો જોઈએ તેઓ શું સમાવે છે
તો આપણે અરેના છઠ્ઠા એલિમેન્ટને પ્રિન્ટ કરીશું
ટાઇપ કરો Systemoutprintlnસ્ક્વેર્સ 5 પ્રોગ્રામ સેવ અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ કે વેલ્યુ શૂન્ય છે
કારણ કે જયારે આપણે ઇન્ટિજર નું અરે બનાવીએ છીએ તો બધી વેલ્યુઝ 0 થી ઈનીશ્યલાઈઝ થાય છે
તેવી જ રીતે ફ્લોટ્સના અરેની તમામ વેલ્યુઝ 00 થી ઈનીશ્યલાઈઝ હશે
એરે માં દરેક વેલ્યુ લખવું લાંબી પ્રક્રિયા છે
તેના બદલે આપણે લૂપનો ઉપયોગ કરીશું
તો ટાઇપ કરો ઇન્ટ ન એક્સ forએક્સ 4 એક્સ 10 એક્સ એક્સ 1 ન એક્સ 1 સ્ક્વેર્સ x ન ન તો આપણે 9 થી 4 ના નંબરો પર ફરીશું અને એરેમાં અનુરૂપ એલિમેન્ટ સુયોજિત કરીશું
ચાલો હવે આઉટપુટ જોઈએ
આપણે જોઈ શકીએ છીએ આપણે અરેમાં છઠ્ઠા એલિમેન્ટની વેલ્યુ પ્રિન્ટ કરી રહ્યા છીએ
તો સેવ અને રન કરો
આપણે જોશું કે છઠ્ઠું એલિમેન્ટ 6 નો વર્ગ છે જે 36 છે
હકીકતમાં હવે આપણે ફોર લૂપ અંદર બધી વેલ્યુઝ સુયોજિત કરી શકીએ છીએ
મેન્યુલી વેલ્યુઝ સુયોજિત કરતી લીટીઓ રદ કરો અને 4 ને 0 માં બદલો
આ રીતે ઇન્ડેક્સ 0 થી 9 સુધીના બધા એલીમેન્ટો અનુરૂપ વર્ગમાં સુયોજિત છે
હવે આપણે ત્રીજા એલિમેન્ટની વેલ્યુ જોશું
તો 5 ને 2 થી બદલો
સેવ અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ ત્રીજા એલિમેન્ટની વેલ્યુ લૂપ માં સુયોજિત થયેલ છે અને તે 9 છે
આ રીતે અરે બનાવવામાં અને ઉપયોગમાં લેવામાં આવે છે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા અરે જાહેર અને ઈનીશ્યલાઈઝ કરવું અને અરેમાં એલિમેન્ટ એક્સેસ કરવું
આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ છે આપેલ ઇન્ટિજર અરેના તમામ એલીમેન્ટોનો સરવાળો શોધો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
જોડાવા બદ્દલ આભાર